Hello hello નમસ્તે મારું નામ કુંકાર દેવગ છે અને આજે આપણે વાત કરીશું પર્યાવરણના પ્રદૂષણ વિશે બાકી પ્રદૂષણ પ્રદૂષણ એ હવામાં ફેલાતો એવું રજકરણ છે જે વાતાવરણને અસ્થિરતા અને અવસ્થા ની eco system ફેલાવે છે બાકી તે આપણા શારીરિક રચના જીવ તંત્ર ખેત ખેત ખેતરો દરેકને નુકસાન પહોંચાડે છે

બે વિભાગમાં વહેંચવામાં આયા આવ્યા છે આમ તો બાકી આપણે

એમાં તો દિલ્હી નું તમે સાંભળ્યું જ હશે કે દિલ્હીની અંદર કેટલું બધું પ્રદૂષણ ફેલાયેલું છે બાકી તમે સાંજે નીકળી પણ ના શકો એટલું બધું કંઈ દેખાય પણ નહીં એટલી બધી ધુમ્મસ ધુમ્મસ એ પણ એક પ્રકારનું પ્રદૂષણ જ છે બાકી તમે બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રદૂષણ એ બહુ મોટો મુદ્દો બની ગયો હતો આ યુધ્ધ દરમિયાન વપરાયેલા શસ્ત્રો અણુશસ્ત્રો ને કારણે અને જે પછી તેના Radiation ઓ જે એના કિરણો નીકળ્યા જેથી લોકોમાં નકરી ભયાનકતા સર્જાઇ પછી બહુ ઘણા બહુ જ મોત પણ થયા આ કારણે પછી લોકોનો ધ્યાન પર્યાવરણ નું નુકસાન તરફ ગયું અને પછી છેલ્લે ઓગ્નીશો છપન ની અંદર હવા શુદ્ધિકરણ નો કાયદો લાવો પડ્યો આ લોકોને પરમાણુ વિજ્ઞાન વિકસતા પછી radiation ની નું પ્રદૂષણનો ખ્યાલ પણ વિકસ્યો અને radiation ના કિરણો હજારો વર્ષ સુધી તેની બહુ ખૂબ જ અસર રહે છે

World watch institution દ્વારા લેખ કરાચાય નું વિશ્વ નું સૌથી વધુ પ્રદૂષિત સ્થળ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં Soviet Union ને મતલબ રશિયાએ ઓગ્નીશો પચાસ થી ઓગ્નીશો સાહીઠ સુધી

કે ગાંધીનગર એ greener city માં આવે છે બરાબર ને અત્યારે જઈને જુઓ તો એ બધે બધું green city માં convert કરવા માને કરવામાં એ લોકો એ ઘણા અંશે એટલા બધા વૃક્ષો કાપી નાખ્યા છે એટલા બધા વૃક્ષો

તેના લીધે પણ ઘણું પ્રદુષણ ફેલાતું હતું બાકી પર્યાવરણના પ્રદૂષણ માં તો વાયુ પ્રદુષણ પાણીનું પ્રદૂષણ પછી જમીનનું પ્રદૂષણ બધા જ પ્રકારના પ્રદૂષણ આવી જાય છે પછી noise pollution પણ એક બહુ મોટી સમસ્યા છે એ પણ એક બધું એક eco system માં જ આવે છે એટલે એ પણ એક પર્યાવરણનો ભાગ જ છે તેના લીધે પક્ષીઓને પણ ઘણું નુકસાન થાય છે પછી thermal pollution પણ હોય છે કુદરત પાણીમાં માનવીય પ્રભાવને કારણે જે તાપમાન માં જે ફેરફાર થાય છે જેમ કે power plant ના લીધે plant માં ઠંડક માટે પાણીનો વપરાશ કરાય છે ત્યારે આ પ્રકારનું પ્રદૂષણ વધારે ફેલાય છે જેમ જેમ વિષય શહેરીકરણ મતલબ જેમ જેમ આપણે વિકસતા રહીએ છીએ તેમ તેમ આપણે પ્રદૂષણને પણ બધાવા આપી રહ્યા છીએ અત્યારે space ની અંદર પણ બાકી નથી રાખ્યું આપણે even અંતરિક્ષમાં પણ નકરું પ્રદૂષણ કરીને મૂકી જ રાખ્યું છે વિચાર કરો જે આ વાતાવરણ નથી ત્યાં પણ આપણે પ્રદૂષણ કરીને આવી રહ્યા છીએ જમીનની આધુનિક શહેરો અને મહાનગરો રૂપાંતરિત કરવામાં ને કરવામાં આપણે પર્યાવરણની તકેદારી રાખી નથી આ પછી જે કુદરતી આફતો આવી રહી છે જે તમે સાંભળ્યું હશે અત્યારે ખરા ઉનાળામાં પણ વરસાદ પડે છે અને શિયાળામાં ગરમી પડે છે ચોમાસામાં વરસાદ પડતો નથી બસ આજ પ્રદૂષણનું તો પરિણામ છે global warming climate change આ બધું કોના લીધે થાય છે આ બધું તો પ્રદૂષણના લીધે તો થઈ રહ્યું છે બાકી આ વાત દ્વારા મારો ઉદ્દેશ એક જ છે કે હું આ પ્રદૂષણને કેવી રીતે અટકાવવું એની જાણકારી હું આપીશ હવા અને પાણી સમુદ્રના પ્રવાહ અને સ્થળાંતર કરતી માછલી માછલીઓ પણ પ્રદૂષણનું વહન કરે છે પ્રદૂષણ એ એવી ઘણી વસ્તુઓ છે જે આપણા ગ્રહને મતલબ આપણા ઘરને નુકસાન પહોંચાડે છે એક સમયે સમય તે હરેખ કરતા હરીયાણી અને તંદુરસ્ત છે પ્રદૂષણ એ ખતરનાક એવી વસ્તુ છે જે આપણે આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે આપણે આપણા કુદરતી સંસાધનો એટલે પેટ્રોલ ડીઝલ એના લીધે પણ પેટ્રોલ ડીઝલ ખૂબ જ નુકસાન કરે છે અને એમનો પણ આપણે નુકસાન કરીએ છીએ અત્યારે સૌથી વધુ જો આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા હોઈએ તો thermal plant અને વાહનો દ્વારા thermal plant ના લીધે જ આપણા આખા ભારત દેશની અંદર સૌથી વધુ પ્રદૂષણ થઈ રહ્યું છે આખી દુનિયામાં વિવિધ program ઓ લાવ્યા પણ આ ભ્રષ્ટાચાર ધીમી છે એના લીધે લીધે પણ થઈ શકે નહીં પછી આપણે ખુદ પોતે પ્લાસ્ટિક કચ કચરો અલગ કરવાની જગ્યાએ જોડે નાખી દઈએ છીએ પછી પ્લાસ્ટિક કચરાને સળગાવી દઈએ છીએ એ કર્યા સિવાય આપણે એને recycle કરીને વાપરવું જોઈએ પછી આપણે બે વર્ષ phone વાપર્યો પછી ફેંકી દઈએ છીએ અથવા નથી use કરતા પણ આપણે એને repair કરીને કે પછી એને recycle માં આપીને પણ આનો ઘણો ઉપયોગ કરી શકાય છે એવી રીતે આપણે સંશોધન ને બચાવીને ઘણી રીતે આપણે પ્રદૂષણને ઓછું કરી શકીએ છીએ આ હાનિકારક રાસાયણિક જૈવિક તથા ભૌતિક પદાર્થોના ઉમેરાના કારણે પાણી પણ ઘણી રીતે બહુ બધું નુકસાન થઈ રહ્યું છે જમીનનું પ્રદૂષણ પણ ખૂબ જ છે

જમીન પ્રદૂષણના કારણે મા ખાણ કામ વન નાબૂદી E કચરો અને અન્ય ઔદ્યોગિક કચરાનું dumping જંતુનાશકો અને જંતુનાશક વગેરે પણ હાનિકારક વહાણો વડે પણ પ્રદૂષણ થઈ રહ્યું છે પછી એક ધ્વનિ પ્રદૂષણ પણ આજે તો બધાને ખબર હશે કે ભાઈ DJ તો હોવું જ જોઈએ કોઈપણ પ્રસંગ હોય DJ વગર ચાલે નહીં machine ઓ loud speaker microphone loud music ઉદ્યોગો બાંધકામ અને civil engineer એના લીધે પણ આ જે noise pollution થઈ રહ્યું છે એનું પણ નિકાલ કરવો જરૂરી છે સરકારે વધુ કડક નિયમો કરવા પડશે અને એ નિયમો પસાર કરવા પડશે તો જ આપણા future માં આપણે જે આગળની પેઢી છે તેના ભલા માટે આપણે પ્રદૂષણ સામે લડી શકીએ અથવા આગલી પેઢી તરે એમાં પૃથ્વી પરનું સૌથી મોટું જો કોઈ ખતરો છે તે છે global warming અને climate change અને એ થઈ કોના લીધે પ્રદૂષણના લીધે global warming એક જાતનું પ્રદૂષણ જ છે અનિચ્છનીય પદાર્થો પર્યાવરણમાં છોડ્યા પછી નકારાત્મક અસર જે છોડે છે એ પ્રદૂષણ તો છે હવા પાણી જમીન અને અવાજ આ ચાર પ્રકારના સૌથી મોટા પ્રદુષણ છે પ્રદૂષણ એ જીવનની ગુણવત્તાને કોઈપણ વ્યક્તિ કલ્પના કરશે કે તેના કરતાં પણ વધુ અસર કરે છે બાકી સૌથી મોટું પ્રદૂષણ છે વાયુ પ્રદુષણ આપણે અત્યારથી જ જોવા મળે છે કે અત્યારે સૌથી વધુ અ Heart heart attack અત્યારે તમે જોયું હશે બહુ વધારે આવે છે નાની અવસ્થા મતલબ જુવાન લોકોને પણ heart attack અત્યારે આવી રહ્યા છે પછી કિશોર વયના બાળકોમાં પણ નકરું શ્વસન ની એવી પેલી વિવિધ રોગો થાય છે પાણીના પ્રદૂષણથી પણ નકરી બાળકોમાં બીમારી ઓ જોવા મળે છે આપણે માણસો જે કચરો જમીનની ઉપર ફેકીએ છીએ તે રાસાયણિક ખાતર જે ખેતી પછી જે આપણે જે કચરો નાખીએ છીએ એ જ કચરો પછી ગાય ભેસ ખાય છે અને પછી એ જ એનું દૂધ નીકળીએ છીએ પછી એ જ આપણે પીએ છીએ એક આપણે factory નો કચરો નદીમાં નાખીએ છીએ પછી એ જ પાણી આપણે પીએ છીએ પછી જે પછી આપણા શરીરની આવી જ હાલત થાય પ્રદૂષણ સામે લડવા માટે સરકારે બહુ જ બધી યોજના બનાવી છે પણ કોણ પાલન કરે ખુદ સરકાર ખાલી આ ખાલી voting લેવા માટે ખાલી યોજના અલગ અલગ પાડે એટલે બસ આપણે ખાલી જોયા રાખવાનું અને કંઈ કરવાનું નહીં એની નોંધ કોઈએ લેવી નહીં આપણે તો બસ ખાલી કઈ celebrity નું કઈ celebrity સાથે relationship ચાલે છે બસ એમા જ interest લેવાનો પણ આપણા દેશને આપણા દુનિયાને આપણા Health ને શું થઈ રહ્યું છે એના વિશે કોઈ ચર્ચા કરી કરવી નથી કઈ movie અત્યારે કેટલી ચાલી રહી છે કઈ movie આપણે અત્યારે જોઈશું એ બધી જ ચર્ચાઓ આપણે બે બે કલાક સુધી કરીશું પણ પ્રદૂષણની વાત અત્યારે કોઈને આમ તો એમ કહેવાય ને કે આમ કંઈક third class જેવું લાગે આપણે કે આ શું filmy dialogue મારી રહ્યો છે ને આમ ને તેમ આપણે કંઈ વાત કરીએ કે આ તો ખાલી બોલવા ખાતર ની વાતો કઈ કરવાના તો છે નહીં એમ એમ કર્યા રાખે બાકી વાયુ પ્રદુષણ પણ બહુ છે એમાં કાર કાર્બન ડાયોક્સાઇડ ના સ્તરમાં પણ આપણે ઘણું બધું બહુ જ વધારે પડતો એનો ફેલાવો થઈ રહ્યો છે અત્યારે પણ તેની સામે અલગ અલગ આપણે અલગ અલગ વિભાગ કરી શકે ધારો કે technology જ ના લીધે ઘણો રીતે આપણે પ્રદૂષણ ઓછું કરી શકીએ e vehicle e vehicle સાંભળી જ હશે કે હવે પેટ્રોલ કેટલું મોંઘુ થઈ ગ્યો છે એટલે અત્યારે બધા e vehicle પાછળ

હમમ તમે જોયું હશે e vehicle e vehicle ના લીધે આપણે ઘણા અંશે ઘણી રીતે આપણું પ્રદૂષણ એને ઓછું કરી નાખ્યું છે પછી આપણે facebook એ meta technology નો પણ વિકાસ કર્યો છે એમ meta technology ના લીધે આપણે ક્યાંય જવાની જરૂર પડતી નથી અને આપણે live meeting લઈ શકીએ છીએ એબી virtually આપણને એવું જ લાગે કે તે આપણી સમક્ષ જ છે આવી બધી technology જેના લીધે પણ આપણે પ્રદૂષણને ઘણી રીતે ઓછું કર્યું છે ઔદ્યોગિક વિકાસ ઝડપી શહેરીકરણ અને વિવિધ કારણોના લીધે જળ સંસાધનો પણ પ્રદૂષિત થઈ રહ્યા છે પીવા કે અન્ય કોઈપણ ઉપયોગ માટે તે અસુરક્ષિત બની રહે છે વાયુ પ્રદૂષણના કારણે

પ્રદુષણની સાર્વજનિક સાર્વજનિક સમસ્યા હવે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે તેથી જ વિશ્વમાં પ્રદૂષણ અટકાવવા ચળવળ ચાલી રહી છે કારખાનાઓના city થી દૂર ખસેડી રહ્યા છીએ વૃક્ષારોપણ અને વન સંરક્ષણની

મહાસત્તાઓ પરમાણુ યુદ્ધની ભિસણતા નો વિચાર કરી તેના પર પ્રતિબંધ મુકવા મંત્રણાઓ યોજી રહ્યા છે પ્રદૂષણ જીવ સૃષ્ટિ ના અસ્તિત્વ માટે ભયંકર ખતરા રૂપ છે બાકી તેનાથી જીવનનું સુખ અને સુંદરતા હણાઇ રહ્યા છે

અત્યારે પ્રદૂષણ જ આપણો સૌથી મોટો એક મહાન ખતરો છે તો આપણે આપણે thermal power plant નો ઉપયોગ કર્યા વિના આપણે જે પરમાણુનો ઉપયોગ લડવા યુદ્ધ માટે કરી રહ્યા છીએ આપણે તે જ પરમાણુનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા પણ કરી શકે છે જ્યારે એક મુઠ્ઠી પરમાણુ પણ તમે સાંભળ્યું હશે uranium અલગ અલગ type ના જે અણુ પરમાણુ છે એના એને આપણે જે સાહીંઠ લાખ ટન જે કોલસો જે આપણે use કરીએ છીએ તેના થી જે પ્રદૂષણ ફેલાય છે એની સામે ખાલી એક મુઠ્ઠી જે પરમાણુ use કરીએ તો આપણે એના કરતા ડબલ વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ તો તમે વિચારો કે સાહીંઠ લાખ ટન કોલસો Waste કર્યા સિવાય આપણે ખાલી આટલું બધું પ્રદૂષણ ઓછું કરી શકે છે એના લીધે બસ આ જ કહેવુ હતું હવે પછી તમે જોયું હશે આજકાલ દ્રશ્યનું પ્રદૂષણ પણ થઈ રહ્યું છે જે ધાબા પરથી પસાર થતી tower line નો રસ્તાઓ bill board platform ખાણ કામ અને municipal solid waste એ ખુલ્લામાં સંગ્રહની કારણે આવું પણ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ત્યારે chemical ને છોડવામાં આવે છે અથવા જમીનની અંદર કોઈ leakage સર્જાય ત્યારે જમીનનો બગાડ થાય છે અને મોટાભાગે જમીન નો બગાડ hydrocarbon ભારે ધાતુઓ NCBI અન્ય સાઇટ જંતુનાશક અને chlorinate Hydrocarbon દ્વારા થાય છે ચલો આજે આજે બસ આટલું જ હું હવે વિદાય લઉં છું

હેલ્લો,

મારૂ નામ વૈભવ ગોહિલ હા તો આજે આપણે ઉહ IPL ઉહ વિશે વાત કરશું. IPL નું ક્રિકેટ મતલબ ક્રિકેટમાં જે જે તમને ઇન્ટરેસ્ટ હોય આપણે એના વિશે વાત કરીએ.